આ ચિત્રની અંદર એક ભાઈ રીક્ષા ની પાસે ઉભેલા છે.

નાના નાના છોડવાઓ દેખાઈ રહ્યા છે રોડ ની--

બાજુગા મોટા ઝાડવાઓ પણ છે.

રોડ ની બાજુમાં એક નાનું એવું મંદિર પણ છે.

આ ચિત્ર એક રેસ્ટોરન્ટ નું હોય તેવું દેખાઈ રહ્યું છે.

આ રેસ્ટોરન્ટ ની અંદર ગ્રાહકો ને બેસવા માટે--

આ ચિત્રની અંદર ઘણી ડીશ તથા પાણીના ગ્લાસ પણ દેખાય છે.

આ મોલ ની બહાર ગ્રાહકોને વસ્તુઓ ખરીદવા માટે--

આ બેંક ની બહાર તેની ઘણી બધી સૂચનાઓ પણ લખેલી છે.

આ ચિત્રની અંદર હર હર ભોલે લસ્સી તથા ફિલિપ --

આ બેંક નુ નામ એચ_ડી_એફ_સી બેંક છે.

આ ચિત્ર એક લાઇબ્રેરી નું હોય તેવું દેખાય રહ્યું છે.

આ લાઈબ્રેરી ની અંદર લોકોને બેસવા માટે ઘણી બધી ખુરશીઓ પણ આપેલી છે.

આ સેવા કેન્દ્રની બહાર એક વાહન પણ ઉભું બહાર ઉભેલી છે.

આ ચિત્ર કોઈ એક બેંક નું હોય તેવું દેખાઈ રહ્યું છે.

પાર્કિંગ એટલે કે હેલીપેડ નું ચિત્ર છે.

આ ચિત્ર એક શાળાનું હોય તેવું દેખાય રહ્યું છે.

આ ચિત્ર એક ઇલેક્ટ્રોનિક ની શોપ હોઇ તેવુ દેખાય રહ્યુ છે.

આ બસ સ્ટેન્ડ ની અંદર ઘણી બધી બસો પણ દેખાય રહી છે લોકો બીજી જગ્યાએ જવા માટે--

આ બેંક ની અંદર ઘણા બધા ફૂલો દ્વારા ડેકોરેશન પણ કરેલું છે.

આ ચિત્ર એક હાઈવે રોડ નુ હોઇ તેવુ દેખાય રહ્યુ છે.

આ ચિત્રની અંદર દીવાલો ઉપર ઘણા બધા--

ફંક્શન સેલિબ્રેશન કરવા માટે ઘણા બધા લોકો જમા થયેલા હોય--

આ ચિત્રની અંદર એક એક જણો--

દિવાલો ઉપર મોટા તેના મેન્યુ પણ લાગેલા છે.

આ રોડ ઉપર સ્ટ્રીટ લાઇટો પણ દેખાઈ રહી છે.

આ ચિત્રની અંદર એક નદી પણ દેખાઈ રહી છે.

આ ચિત્ર એક ગાર્ડન નુ હોઈ એવુ દેખાઈ રહ્યુ છે.

આ ગાર્ડન ઉપર ઘણી બધી લીલીછમ લૉન પણ દેખાય રહી છે.

આ ચિત્ર એક ક્રાઇમ બ્રાન્ચ ગાંધીનગરનું હોય તેવું દેખાય રહું છે.

આ ચિત્રની અંદર રંગમંચ તરફ જવાનું એક બોર્ડ પણ મારેલુ છે આ ચિત્રની અંદર-બહાર --

આ ખુલ્લા મેદાન ઉપર ઘણા બધા છોકરાઓ ક્રિકેટ રમી રહ્યા છે.